અહીં અઝાન થાય તો સાંભળી શકાય એ માટે મસ્જિદની ટોચ ઉપર લાઉડ સ્પીકર લગાવેલા જોવા મળે છે.

આ દુકાનની બહાર એલ આકારનો મોટો સોફા જોવા મળે છે.

આ દુકાનની અંદર ફર્નિચર બનાવવા માટે જરૂરી વસ્તુ મળતી હોય જોવા મળે છે.

આ ચિત્રમાં દરજી કામ કરતા માણસની દુકાન જોવા મળે.

આ મકાનની બાજુમાં લાકડાઓથી બનેલો એક માછડો પણ તૈયાર કરવામાં આવ્યો છે.

બિલ્ડીંગ ની ઉપર એક બેન્કિંગ એકેડમી નામનું પોસ્ટર લગાડેલું જોવા મળે છે બિલ્ડીંગ ને નીચે ટુ વ્હીલરો પાર્કિંગ થયેલી જોવા મળે છે.

અહિ રાધાકૃષ્ણને સુંદર વસ્ત્ર મુગટ અને હાથમાં વાસની પકડીને ઊભા રહેલા જોવા મળે છે.

રૂમને અલગ અલગ ચિત્ર અને વસ્તુથી સુશોભિત કરવામાં આવ્યો છે.

અહીં વિવિધ પ્રકારના મોબાઇલ ના કલરફુલ કવરો જોવા મળી રહ્યા છે.

અહીંયા વિવિધ પ્રકારના પગલુછન્યા અને કુશન કવર જોવા મળે છે.

અહી કેસરી કલર ના કલગોટા અને સફેદ સેવંતીના ફૂલોના હાર લટકતા જોવા મળે છે.

અહીં એક લાલ કલર ની ગાડીને ઉપર ચડાવવામાં આવેલી છે અને જેના પર જી જે ફિફ્ટીન લખેલું દ્રશ્યમાન છે જે ગુજરાતના વલસાડ જિલ્લાની ગાડી છે.

આ દુકાનમાં વિવિધ પ્રકારના ફ્રોકો ટીંગાડવામાં આવેલા છે આ દિકાનની ભીંત પર એક મંદિર પણ દ્રશ્યમાન થાય છે.

આ મકાનને લાઇટિંગ અને કાગળના તોરણ થી સજાવેલું જોવા મળે છે.

અહીં હોલ માં મંડપને ફૂલો અને પરદાઓથી સજાવેલો જોવા મળે છે.

અહીં કૂતરાને ગળામાં પહેરાવવા માટેના પટ્ટા અને ચેન પણ જોવા મળે છે.